અમારા ગોપાલ નમકીન્સના તમે UPI number પર તમે scan કરીને પણ પૈસા જમા કરાવી શકો dealership ના. ત્યારબાદ તમને membership ની અંદર તમે account number પણ તમને એક આપેલો છે જેની અંદર થી આપ account માં બી પૈસા જમા કરાવી શકો છો. અને જો આપને મો પૈસા direct મોકલવા હોય, અથવા courier માં કે એમાં, તો તમે પછી, એના માટે તઈ અમારું address પણ આપેલું છે, રાજકોટનું, main branch નું. જ્યાં તમે પૈસા મોકલાવી શકો છો. ત્યારબાદ madam આપને એક form submit કરશો, ત્યારબાદ તમને એક mail આવશે. બરોબર? એ mails ની અંદર તમારો registration ની જ્યારે fee અમને મળી જશે, ત્યારબાદ અમે તમને એક agreement મોકલશું. એ agreement ની અં નીચે, તમારે તમારી sign કરીને એક કવર અમારા જે address પર છે, તમારે એ mail માંથી print કઢાવી લેવાની, એમાં તમારે તમારી sign તમારું નામ, જે કાંઈ હશે details, એ details તમારે ભરવાની રહેશે. એમાં બી, નામ, address, તમારો mobile number, gender એ જ તમારે નાખવાનું છે. અને એ madam agreement ની અંદર જણાવી આપને દઉં, તો agreement ની અંદર એવું લખેલું હશે, કે હું રાજીખુશી ને મારી મરજીથી, હું ગોપાલ નમકીન્સની જે ઓ company છે એની સાથે જોડાઈ રહી છું. જેની dealership અને membership મેં સ્વીકારેલ છે. તથા હું એ વાતની ખાતરી આપું છું કે, એમની પાસેથી લીધેલી કોઈ પણ products હું બજારમાં એમની છાપેલી કિંમત કરતા, printed ભાવ કરતાં વધારે ભાવથી નહીં વહેંચું, અથવા વેચીશ પણ નહીં, અને એ સિવાય હું એમના માલનો, સંપૂર્ણ પ્રમાણિકતાથી એને વધુ ને વધુ માલ એમનાં થકી customer ને પહોંચે એ માટેનો પ્રયત્ન કરીશ. આમ એવી રીતે madam તમને એક agreement લખેલું હશે, એમાં તમારા sign કરીને અમને પહોંચાડવાનું રહેશે. ત્યારબાદ, મેડમ તમે જ્યારે એ પહોંચાડી દેશો એટલે તમને એક mobile ની અંદર અમે તમને એક application મોકલી દઈશું. sorry madam તમને એક link મોકલશુ. એ link ની અંદર જોઈન થઈને તમે તમારો order લખાવી શકશો. જે આપની પાસે આપના ઘર સુધી અથવા આપના શોપ સુધી પહોંચી જશે. તો madam retail કરવું હોય કે wholesale કરવું હોય, જો wholesale માં તમે કીધું તો મેં તમને કીધું કે એની ફી બે હજાર રૂપિયા છે. બટ જો આપ retail માં જ ખાલી લેવું હોય, તો તમને અમારા dealers ના number આપી દઉં, એમની સાથે contact કરીને તમે direct માલ લઈ શકો છો. okay madam, આ વાત તમને સમજાઈ ગઈ હશે? એટલે okay madam, બટ આપડી પાસે અત્યારે છે ને બસ્સો ને સુડતાલીસ આઈટમ્સ ઉપલબ્ધ છે, ગોપાલ નમકીન્સની. બરોબર? અલગ અલગ વેરાઈટીમાં. એમાંથી આપ જેટલી મંગાવા ચાહો છો, એટલી પણ minimum તમારે અમારી પાસેથી પંચાવન items તો લેવી પડશે. variety તમારે વહેંચવી પડશે. એનાથી નીચેની variety માં હશે તો અમે આપને એટલી item નહીં આપી શકીએ. કે તમે પાંચ મંગાવો, દસ મંગાવો, તમે પંચાવન આઈટમ અલગ અલગ variety ની વહેંચવાની રહેશે. અ મેડમ એના માટે માફી ચાહું. બટ એક વાત કહું, કે તમે આજુબાજુના વિસ્તારમાં જો કોઈ દુકાન હોય ત્યાં તમે જોઈ આવો કે કઈ કઈ items અહયાં ચાલે છે, બરોબર? ત્યારબાદ તમે નક્કી કરો કે ભઈ મારા આ items વહેંચવી છે. તો ભઈ તમે જો ઓછી variety લેવા માંગો તો સામે તમારે quantity કારણ કે minimum અમારો એક dealer છે, એ mi nimum જો income માં કહું, તો મંથલી અનું ઓછામાં ઓછું લાખ સવા લાખ રૂપિયાનો turnover હોવું જોઈએ. તો જ અમે dealership આપી શકીએ, નહીં તો તમારી dealership cancel થઈ જશે પછી. અને મેડમ અમારી ગાડી તમને છે ને અઠવાડિયામાં બે દિવસ આવે છે તમારા વિસ્તારમાં. તમે એ રીતે માલ મંગાવી શકશો. તો વીકમાં તમને બે વાર જ મળશે. બરોબર? જે તમને આવીને આપી જશે. પણ એ તો તમારા જોઈતું હશે, તો જામનગરમાં અમારી marketing yard માં main branch છે, ત્યાંથી તમારે માલ મંગાવવાનો રહેશે અને ત્યાં લેવા જવું પડશે.

madam આમાં તમને પર packet પચાસ પૈસા મળે. બરોબર? પાંચ રૂપિયાની વસ્તુ હોય. આપને એ સાડા ચાર રૂપિયામાં પડે છે અને પાંચ રૂપિયામાં retail માં વેચી શકો છો. બટ આપ જો હોલસેલ કરવા માંગતા હોય તો તમે જે રિટેલરને આપશો, તો એનો ભાવ તમારો ચાર ને પિસ્તાલીસ પોણા પાંચ રૂપિયા નો રહેશે. હોલસેલ માં આપો તો તમને પચીસ પૈસા મળશે અને રિટેલમાં કરો તો તમને પચાસ પૈસા મળશે. અને તમે મને કીધું કે madam એક એક આઈટમો તમને હું photo નહીં મોકલું. બરોબર? અમારી પાસે કેટલોગ છે એની અંદર એક ની અંદર વીસ item છે. સામે એનો ભાવ લખેલો હશે. બરોબર? અને એક વસ્તુની તમારે વીસ packet આવશે. બરોબર? એ વીસ પેકેટ્સની એક જે લાઈન છે એક લાઈન તમારે ફરજિયાત લેવી પડશે. એમાંથી તમે દસ કે પંદર માંગશો તો નહીં મળે. બરોબર? દરેકમાં એકના વીસ વીસ પેકેટ આવશે અને વીસ વીસ નો તમને ભાવ આપવામાં આવશે. બરોબર? અને તમને GST વાળું જ bill આપવામાં આવશે. એટલે આપને GST બી ભરેલો હશે. તમારે GST બી ભરવાનું નહીં આવે. પણ મેડમ, હું તમને, હલો madam, હલો. હું આપને એજ કહું છું. કે તમે આજુબાજુના તમારો જે વિસ્તાર છે, એની આજુબાજુની શોપ હોય, ગોપાલ નમકીન્સ mdam અત્યારે એવી વસ્તુ છે કે ના વહેંચાય ને એવું કદાચ ના બની શકે. બરોબર? તમે અ ઈચ્છો અન ધારો ત્યારે તમે જે વસ્તુ ગોપાલ નમકીન્સ Indian લેવલે ચાલી રહ્યું છે, તો એની જે priority છે, તે બી આપણે ખબર જ છે, કે અત્યારે marketing એનું કેટલું ઊંચું છે. હા, તો આપે કીધું કે ભઈ અમારે franchise લેવી છે, but અત્યારે તમે નહીં માનો અત્યારે waiting છે, franchise અને એમાં પણ. હા, તો બે અ બે હજાર રૂપિયા એટલા માટે જ અમે લઈએ, અને એ પણ refundable છે. જો આપ ઈચ્છો ત્યારે refund એ તમને મળી જાય છે. તમે જ્યારે franchise cancel કરાવશો, ત્યારે તમને બે હજાર રૂપિયા refund કરવામાં આવશે. બટ જે ગોપાલ એજેંસી ની જે policy છે, પોલિસીમાં તમે કોઈ ફેરફાર ના કરી શકીએ. તમે one time મંગાવો પછી તમે એમ કહો કે ભઈ આ item ની જગયાએ મને, આ item વધારે કરો, આ item છી કરો

જો મોટા packets છે એ તમારે અ દસ લેવાના આવશે, બરોબર? જે પાંચ સૌ ગ્રા ના અઢી સૌ ગ્રામ ના એવા વહેંચવા હોય, અને આ જે આ પાંચ રૂપિયા વાળા છે, એ તમારે વિસનું લેયર આવશે. બરોબર? એક variety ના. જેમ કે સીંગ હોય તો સોરી શેવ છે તો સેવ ના વિસ packets છે. ફ્રાયમ્સ આવે છે તો એ ફ્રાયમ્સ ના અ વિસ packet આવે. તમારે એમાં જો જોતું હોય ફ્રાયમ્સની અંદર અમારા પાસે પાંત્રીસ થી ચાલીસ આઈટમોંછે. બરોબર? એન નમકીન્સ માં તમે માંગો તો એમાં સિત્તર બોહત્તર આઇટમ હોય છે. તો એ મોટા પેકેટ, નાના પેકેટ તમારે જો જોતું હોય આપડી પાસ ઉપલબ્ધ. okay madam. બીજું હું આપણી કોઈ help કરી શકું? ઓકે મેડમ. જયારે પણ તમારે અ ઈચ્છા હોય, ત્યારે તમે registration કરાવી દેજો, બાદમાં તમને mails મળી જશે. ઓ, okay madam. कोन है ये लोग कहा से आते हेthank you દોસ્તો, ચાલો સાચુ answer શુ આવશે. આમા ઓગણીસ સો નેવું, એકાણું, બાણું, ત્રાણું right બરાબર કેવો મને answer સાચો શું છે. ઉકરત મહૉવસાવ ક્યાં ઉજવ્યા છે એ તમે મને કહેજો ક્યારે ઉજવાય કહે તમે મને કેજો right ચાલો કોના દ્વારા ઉજવાય છે એ પણ તમે કેજો કેટલા દિવસ ઉજવાય છે એ પણ તમે મને કેજો સેની સાથે જોડાયેલો છે એ પણ તમે મને કેજો

ok લગભગ લોકો જે answer આપી દીધા છે તો answer છે ઈશવિસન ઓગણિસઓને બાણું ઈશવિસન ઓગણિસઓને બાણું ની વાત કવિએ તો વારાફરતી વારા ઉપાડી જ લય્યે અને સૌ થી પહેલી વાત કરી છે દોસ્તો ઉતરાત મહોત્સવની અને પ્રશ્ન કેવો કે ઉતરાત મહોત્સવ છે એ કયારે ઉજવાય છે

ઈશવિસન ઓગણિસઓને બાણું ની સાલ થી સારું થયો very good દર વર્ષ જાન્યુઆરી મહિનામાં કેવા છોકરાવ ડાયા છે બીજો પ્રશ્ન છે મેળા નું આયોજન ક્યાં થાય છે તો કી મહેસાણા નામના જિલ્લામાં મોઢેરા નામના ગામ ખાતે આવેલા સૂર્ય મંદિર આવેલું જે સૂર્ય મંદિર છે તે સૂર્યમંદિર પ્રાંગણ માં આ મેળા નું આયોજન થાય છે સદીયા મેળાનું આયોજન કયારે થાય તો કી જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનામાં જે ઉતરાયણ આવે હેને ઉતરાયણ આવે એ ઉતરાયણ પછી આનું આયોજન થાય છે right જાન્યુઆરી મહિનામાં ઉતરાયણ પેધી એટલે કે જાન્યુઆરી નો જે બીજો ભાગ છે એ બીજા ભાગમાં આનું આયોજન થાય છે ઉતરાગ મહોત્સવ કીધું સકતક નથી કીધું કારણ કે સકતક નથી કીધું કારણ કે સકતક અને ઉતરાગ શિયાળામાં ઉજવાતા ઉત્સવો છે right સક્રિય આ કેટલાક દિવસો સુધી ચાલતું ઉત્સવ છે તો કે બે દિવસ સુધી ચાલતું ચાલતો ઉત્સવ છે સાડીયે આ ઉત્સવ નું આયોજન કોના દ્વારા થાય તે ગુજરાત સરકાર દ્વારા થાય સાજી ગુજરાત સરકાર દ્વારા કયારે થાત તો કી દર વર્ષે થાય અને આ ઉત્સવ જે છે તે સેની સાથે જોડાયેલો છે

સાત્રિયનૃત્ય ઉત્સવ છે ચાલો

વાણ વ્યવસ્થા કાલે પરત લાગે છે ok ચાલો જોય લઇએ એમાં કે confuse તમે કદાચ date માં confuse મને confuse કરો છો આ બધા આપણા કોર્ષ છે તો તમારા છોકરાવ ગોતી શકે સંસ્કૃતિ નામનો બે જ કોર્સ છે જેમાં ગુજરાતનો વર્ષો ભણી ગયા છીએ જેમાં મેં તમને ભારતનું આતં culture ભણાવી દીધું વળભીનાંમનાં બે કોર્સ માં આપણા ગુજરાત એ ગુજરાતની history ભણી લીધી સવનીતર નવમીત્રા અને ભૂગોળો નામના બે કોર્સમાં છ lecture અને બીજા સોળ lecture એટલે ટોટલ આમ જોયી તો બાવીશ lecture માં ભણાયું છે જોય લઇએ સૂર્ય મંદિર મહેસાણા ખાતે ઓગણીઓસોને બાંણુ ની સાલ માં ઉતરાગ મહોત્સવ માં આયોજિત થાય દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉતરાયણ પછી આનું આયોજન થાય છે ફલં પડતું નથી ગુજરાત સરકાર દ્વારા સુવર્ણ મંદિર ના બે દિવસ ઉજવયય આ ઉત્સવ ને ઉતરાગ મહોત્સવ કહીયે છીએ

અચ્છા તમે એમ કહો છો કે મોઢેરાના નૃત્ય આવે કે વાંધો નય તો પછી ઉતરાગ મહોત્સવ માં સુ આવે નોતું બોલવાનું નોતું લખવાનું answer ખાલી જોવાના હતા આનો આધાર વરસાદી ત્રિવેદી કે પછી એક પણ નહિ કલતા કૃષ્ણ મૂર્તિ નથી

કયારે ઉજવાયય છે એપના તમને ખબર હોવી જોઇએ ભાઈ અને સેલકોને આપવામાં તો એ પણ તમને ખબર હોવી જોઇએ સૌથી પહેલું કોને આપવામાં આવ્યું હોય એ પણ તમને ખબર હોવી જોઇએ excellent જવાબ છે બધાના એક પણ નાય અથવા તો કે answer જે છે તે answer માં બરાબર કરો answer સાચા સુ છે એ very good very good લગભગ લોકો opshion શિ તરફ જાય છે અને દોસ્તો આમાંથી ઉપરણામાં એક પણ નહીકે એકપણ નહિ આપણે રાખવાનો જ નોટો કારિતા કૃષ્ણ વર્મા કારિતા કૃષ્ણમૂર્તિ જે છે તેમને આ આની સાથે કોને એ પણ ખબર હોવી જોઇએ વિરાજ ભટ્ટ જે છે એ વિરાજ ભટ્ટ eavord ઇનાયત થયો છે સી હતી ફલિત કૃષ્ણમૂર્તિ હેને બવ સારી વાળા એક બરોબર અને બીજા દેસરોનું નામ છે વિરાગ ભટ્ટ બરોબર આ બંને ને બે હાજરને એકવીશનો આ પ્રાપ્ત થયો છે સભાઈની સરુવાત કયારે થઈટી ને સૌથોઇ પહેલો આ ઓડ છે એ એને જ થયો હતો તો સૌ થી પહેલો ઓડ જે છે એ એ સુધી પહેલો પહેલો લતામંગેશકરજી ને આપવામાં આવ્યો હતો દોસ્તો હિતાથી જો પ્રશ્ન પુછાય ને એવું મને લાગે છે સુધી પહેલો લતા મંગેશકરજી ને આપવમાં આવ્યો હતો very good તમે ક્યાંના છો હું ઘરનો છું RIGHT ચાલો અને કવિતા કૃષ્ણ મૂર્તિ અને ડોક્ટર વિરાજ ભટ્ટ જે છે એ બંને આ વખતે પ્રયોગ આપવામાં આવ્યો છે સુ કામ આપવમાં આવે છે અને કાયા વર્ષ માંથી આપવામાં આવે છે કોણ મને કેસે કયા વર્ષથી આપવામાં આવે છે બે હાજર નવ માં કે બે હાજર દસ માં ચાલી અક્ષય છે એ બે હાજર દસમા કહે છે બે હાજર ત્રણ પણ કોક કહે છે આ બડઝા પ્રશ્ન થયા કે સુધી પહેલો સામાન્ય પુરષ્કાર લતા મંગેશકરને ઉષા મંગેશકર આંથી બે હાજર ને દસ ની સાલ માં આવ્યો હતો જેની સરુવાત જે છે એ બે હાજર ત્રણ થી થઈ મહોત્સવની સરુવાત બે હાજર ને ત્રણની સલમા થાય છે પુરષ્કાર બે હાજર ને દસ ની સલમા આપવામાં આવ્યો હતો આવી રીતના યાદ રાખવાનું very good જે કોકે કહી દીધું કોકે કહી દીધું સેની આપણે વાત કરીયે છીએ પાનારીની વાત કરીયે છીએ સદા પાનારીવિ કોણ હતા પાનારીવિ કોણ હતા સાહેબ નરસિંહ મહેતાના દેાહિપ્રિય હતા સાહેબ નરસિંહ મહેતાનાકઈ રીતના તો કરી નરસિંહ મહેતા ભાવનગરમાં રહેતા ચવુડ સો ને ચવુડમાં જન્મ્યા હતા તેને ત્યાં કોણ હતા તેને ત્યાં હતા કુવરબાય અને કુવરબાયને ત્યાં કોણ હતું કુવરબાયત્યાં હતા અને આ સર્મિસ્થાના લગન ક્યાં કાર્ય દોસ્તો સર્મિસ્થાના કાર્ય હતા વડનગર સાથે જેને ત્યાં કાના અને રીવી નામની બે દીકરીઓ હતી જે સંગીત સાથે જોડાયેલી બંને બેનો છે તમે બધાએ બહુ સારી રીતના જાણ્યું છે જે અકબરની સંતાડી નથી અને જે અકબર જે સંગીત રનત હતો જેનું નામ હતું તાનસેન અને જે એ તન છે ને મોરે મોરો એક રાજ નું એનું નામ છે દિપક

ભાઈ ગાડી હાંકતા આવડે ઉભી રાખતા આવડે ને તો હકાય આમ એવું છે એમાં હાંકી તો નાખીયી અને એટલા માટે એક સંગીત કાર જેના શબ્દ ગુજરાત અને ગુજરાત ના પિતાને મળે છે અને તો કી હા અને તાનાજી મલ્હાર રાગ ગયો અને આ મલ્હાર એટલે એક પ્રકારનો રાગ છે હો મલ્હાર રાગ એટલે સુ સાવન મેં લગ ગયી આગ કે દિલ મેરા આવ એવું નો આવે એ અલગ છે સુન હસીના પાગલ દીવાની સુન હસીના પાગલ દીવાની આજના સોયા સારી રાત કે દિલ મેરા આવ એવું નો આવે તે અને આ અલગ છે સાહેબ બરાબર તેને અને આને કે લાગે નય મલ્હાર રાગ ગયો અને દીપની સામે હવે એ અકબર પાસે ગયો અને અકબર ને કેવાની ના પડી હતી ને અકબર ને કી રાજા રાજા બે દીકરીઓ કોક સુંદર છે ફરીઓ ગે છે આપણા રાજ દરબાર માં શોભે છે અકબર કી અચ્છા સિપાહીઓ બાંધણીતી કરીને પકડી આવો અકબરને કેવું થઈ છે પછીની સેન્યને મોકલે છે પણ તાનાજી ત્યાંજ સમાધિ લેય છે ભાઈ તાનાજી ને અપને યાદ કરીયે એટલે માટે ગુજરાત સરકાર દ્વારા બે હાજર ને ટ્રેનની સાલ માં નરેન્દ્ર દામોદર મોદી ના વડપણ હેઠળ તાનાજીની મહોત્સવ ની સરુવાત દોસ્તો તાનાજીના મહોત્સવ જે છે એની સરુવાત બે હજર ને ત્રણ માં થાય પહેલો eavord જે છે એ eavord દસમા પહેલો eavord જે દસમા અને એ કોને આપ્યો લતા મંગેશકર જઈને right કે જેમને હાલ નિધન બરોબરને સુ સામ્રાન્જી ને આપણે ઓળખીયે છીએ એ તો સીતેર વર્ષ સુધી એ વ્યક્તિ જોડાયેલા હતા

ધન્યવાદ છે એ ભગવાનને કે આ કળા ની હકદાર મને બનાવી છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારત રત્ન લતા મંગેશકરજી ત્રણ દિવસ પહેલા આપણા સમક્ષથી વિદાય લીધી છે ભાઈ તે લતા મંગેશ્કરજીની આત્માને ભગવાન શાંતિ આપે આપણે હંમેશા એમ્બને યાદ રાખીશુ કારણકે એક બે ત્રણ ચાર પાંચ ગીત લખ્યા હોય ને તો ઠીક છે પચાસ હાજર જેને ગીતો લખ્યા હતા ગુજરાતી ભાષામાં તમિલ ભાષામાં તેલુગુ ભાષામાં માલીયાલમ ભાષામાં મરાઠી ભાષામાં બાંગ્લા માં પંજાબ માં બધી ભાષાઓમાં એમને ગીતો લખ્યા છે અને ગીતો ગયા છે ભાઈ જોડી ખુબ સારી આપણને જાણતી દેખાતી માજા આવતી right અને બેય ભેગા થાય તો એક કાવ્ય એક સારા સુર સામ્રગી સુર હાલે ને એક એવી વ્યકિતી અને એક બીજો તો માજા પડી જય એમ બે કામ તે રહેમાનને માલશ્કર અને એમને એમાં લતા મંગેશકર નું સૌથી વાલુ ગીત જે હોય ને તો એ લૂકા છુપી બહુત હુંયી સેમને આજ ના કહા કહા દુંધા તુજે થાક ગયી હે અબ તેરી માં હો આજ સાંજ હુંયી મુજે તેરી ફિકર હુંયી ધુન્ધલા ગયી હો મેરી નજર આજના

કાયનો હતો સાહેબ તો યાદ રાખજો કવિતા કૃષ્ણ મૂર્તિ સાચો answer છે વર્મા લખી બીજું કય નથી વડનગરની બે બહેનો તાના અને રીવી સાત્રિય સંગીતની કહેવામાં આવે છે કે તાનારીવિ બને નરસિંહ મહેતાના પુત્રી એક ગ્રંથ કથા કહેવામાં આવે છે કે એક વખત મુગલ સમ્રાટ તાનસેન પાસે સંભારવા માંગતો હતો અને સેવકો એ તેમના હાંકના પરંતુ આ રાહજ કારણે ને કામે ફક્ત મલ્હાર રાજ દ્વારા જ સમજી શકાય અને ત્યારે તાનસેન મલ્હાર જાણકાર હોય એવા ગાયકોની શોધમાં હતા ત્યારે ફરતા ફરતા તેઓ વડનગર આવી પહોંચે છે ને તાનાજી આ બને બહેનો રાજદાયી વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે તાનાજી આરામ અદાયક આ સૌ થી જૂનું મંદિર અને તાનસેને દિપક રાજના દાહ માંથી મુક્ત કાર્ય તાનસેન આવ વાતનું જાણ કોઈને કરવાનું કહી ન હતું પણ અકબર તાનસેન અકબર ના દરબારમાં અકબરે આ રહસ્ય જાણવું હતું ત્યારે વાત કરી હતી અને અકબરે બને બહેનોને આગ્ર લાવવા માટે વડનગર સૈનિકો મોકલ્યા પરંતુ તાનાજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કે તેઓ મંદિરમાં મૂર્તિ સામે જ ગાશે બાકી બીજા કોઈ સામે ગાશે નય right તમે આવો ભૂખ નહિં મળે તમે આવો તરણ નહિ મળે તને એવો ગાયક નહિ મળે એ કી આ ઉકરડામાં બેઠા બેઠા તે કી મને મોજ પડે તો ગાવ બાકી નો ગૌ અને ગીત ગવાય અને સુ પૂછે છે કે હું સુ કરું કથૂ મને જ્યાં ગમે ત્યાં હારું ચુ તેવી જ રીતના તાનારીવિ કહે છે કે મંદિર મૂર્તિ સિવાય હું ક્યાંય ગાવ નહીં અકબર હોય શકે મંદિરની મૂર્તિ સિવાય સિંહોવાય હું ગાય ગાય શકે નહિ જળ સમાધિ લેવાનું પસંદ કરે છે ત્યારે તેમના નગરમાં સૈનિકો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરી હતી પરંતું પછી અકબર ને બધી વાત ની જાણ થાય છે અને આવી તાનારીવિના પિતાજી સામે માફી માંગે છે તાનસેન તાનારીવિના મનમાં છોકરાઓનું નવું સેલી એ એક ટુકડા નવી શૈલી વિકસાવી હતી અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા વડનગર માં તાના રીવીની યાદમાં તાનારીવિ મહોત્સવનું આયોજન થાય બે હાજર ને ત્રણ થી સૌ પ્રથમ તાનારીવિ સ્ત્રી ભારત રત્ન લતા મંગેશકર બે હાજર ને દસ માં આપ્યો હતો અને બે હાજર ને એકવીસની સલમા કવિતા કૃષ્ણ વર્મા ને કૃષ્ણ મૂર્તિ અને ડોક્ટર વિરાજ ભટ્ટને આપવામાં હતો ચાલો તાનસેન માધ્ય પ્રદેશ દ્વારા તાનસેન esvorde મધ્યપ્રદેશય કાંકરિયા તારનીવાન નું આયોજન ક્યારે કરવામાં આવ્યું નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી કે ફેબ્રુઆરી

આંતરગત ઉદધાટન થયું તું ને ત્યારે ત્રીસ કરોડના ખર્ચે ઉદ્ઘાટન થયું તું ને ત્યારે રસરૂઆત થાય છે right અમદાવાદમાં નગરપાલિકા છેને એના દ્વારા થાય છે અને વચમાં એક બગીચો આવેલો છે તમને ખ્યાલ છે right

કેટલા કામો જોવ છો તમે એટલે નથી કે એને કમ કર્યા છે એટલે right અને સત્તર point એક્યાશી જે છે એમાં એ ઇમારત હાલમાં પણ ફરી એક વખત એને નવું નિર્માણ કરવામાં આવે છે ચાલો તો આનો સાચો answer ડિસેમ્બર માં આવશે કેની વાત છે દોસ્તો કાંકરિયાતવ ની વાત છે right દોસ્તો ગુજરાતના ઉત્તરગુજરાતના કાંકરિયા તળાવના ઘણા દેશ છે કે કાંકરિયા જાયને કોઈને કહેવું નહિ ને એવા બધા ગીતો તમને ખબરહશે એક કાંકરિયા તળાવ છે એનું નામ સુ હતું તો તેનું નામ હતું વલભીકુત્ર કોઢ એ કુતુબ સાહેબ આ કોને બતાવ્યું હતું કુતબુદ્ધિ અહેમદશાહ દ્વારાઆનું નિર્માણ થયું હતું કોને બનાવ્યું કુતબુદ્ધિ અહેમદશાહ બીજા દ્વારા એનું નિર્માણ થયું હતું આ કુતબુદ્ધિ ઓલો નહિ કુતબુદ્ધિ બતયાર કાતિનો શિષ્ય કુતબુદ્ધિ આયબકને કુતબુદ્ધિ એક બવ સારી ઇમારત બનાવી હતી right ચાલો એનો answer આપજો એના દ્વારા નિર્માણ થયું પંદરમી સદડીમાં આ નિર્માણ કયી સદીમાં એની વચ્ચે એક નવીન વળી આવી છે જેને બેગ એ નદીના નામે ઓળખવામાં આવે છે કેન નામે ઓળખવામાં આવે બેગ એ નદીના નામે ઓળખવામાં આવે એને જોડતો એક પુલ બનાવ આવે છે તે એક જગદાદિક આવે છે અને ફરી એક વખત એનું નવું નિર્માણ થાય છે right બે હાજર અને આઠની સાલ આવે છે બે હાજર અને અર્થની સાલથી નરેન્દ્ર દામોદર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ હતા ત્યારે કાંકરિયાતવ ની વાવનું આયોજન થઈ છે સાહેબ કયારે હોય ડિસેમ્બર મહિનાનો છેલ્લો સપ્તાહ એટલે કે પચીશમી ડિસેમ્બરથી લાય અને એકત્રીષ્મી ડિસેમ્બર કાંકરિયા વાવનું આયોજન થઈ આ વખતે એનું આયોજન થઈ શક્યું નહિ તે ગાતું કોરોના બરોબરને right ત્રિસ્કરોના ખર્ચે નવીની કારણ કરવામાં આવ્યું છે અને બે હજારને આઠમા ડિસેમ્બર માસ હતો અને ડિસેમ્બર માસમાં ફરી એક વખત નવીનીકરણ કરી ફરી ઉદઘાટન કર્યુંને ત્યારે કંઈક મહોત્સવ ઉજવ્યો અને એ મહોત્સવ પછી regular ઉજવાતો થાય ગયો અને આજે તેનું આયોજન થઈ છે તેને કાંકરિયા નામે ઓળખીયે છીએ અમદાવાદની Municipal Corporation

બે હાજર સાત આવે એક મિનિટ આપણે જોય જ લઈયે કાંકરિયા વાયુ બેહજારને આઠ થી ફાટકની મુખ્ય મંત્રી નરેન્દ્ર દામોદર મોદી દ્વારા કરવામાં આવે છે પચીસ થી એકત્રીશ ડિસેમ્બર કાંકરિયા વાવનું અયીજન થઈ છે સામાજિક પ્રવૃતિઓ થાય તળાવ અહેમદ બીજા દ્વારા પંદરમી સદીમાં થયું હતું ભાઈ છવ્વીસોને એકવનમાં બાંધકામ પૂરું થયું હતું હૌજે નામે ઓળખવામાં આવતું પછી રાજાના સ્નાનમાટેનો શુદ્ધિકરણ માટે જે પણ વ્યવસ્થા હતી સત્તરસો સો ને એકોતેરમી સલમા નવીન પુલ બન્યો બધી વસ્તુઓ જ્યાં છે જેવી રીતના હતી ને તમને ખ્યાલ છે કે ન્યાંના કલેકટર જે છે એનું નામ છે દરોદય એ સમર કામ જે એ સમર કામ કરાવે અને એ પરિસ્થિતિ એ પણ પછી ખરાબ બને છે અને ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે બે હાજરને આઠના ડિસેમ્બર મહિનામાં પચીસ તારીખે એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે બિનસચિવાલય કયારે આવશે પરમ દિવસે જ છે લગભગ તલાટીની exam તેની પછીના દિવસે છે

તમારા પ્રશ્ન છે એટલે મહાયક દુબઇ કરીને તમને કહેવું પડે છે આ બધું ભેગું કરીને જ આવ્યા હોય અને તમારી સામે ત્યરે પણ જોય ને આવ્યા હોય તોજ આટલું યાદ રે નાકર યાદ નો રે સમજજો બરોબર ચાલો the late was officially celebrated on the twenty fifth December of two thousand eight in a weekend didn't not as a

thirty eight નીચેના માંથી શેનું આયોજન કાસનેર સાથે થાય છે પાંચ મહોત્સવ કે વસંતોત્સવ બધાને ખબર છે કે વસંતયુત્સવઃ આવે હા તેને કલાપી અરે દોસ્ત કયારે આવશે તમારી તૈયારી સુ મહેનત કરી ને મહેનત કરવી નથી ખુશ નથી થતા કે સાહેબ એક નવું વ્યક્તિત્વ આવ્યું છે તો આપણા માટે એક ભરતી થશે એની ખુશી હોવી જોયીયે તમારે

ક્યાં થઈ છે ઉંચા વિસ્તારમાં કરે સમજો તો સાપુતારા ખાતર થયા ક્યાં થઈ સાપુતારા એટલે ગામ કાયા મહિનામાં થાય તો કી ડિસેમ્બર થાય right એટલે winter festival બરોબર એટલે winter festival ક્યાં થવાનો છે સાપુતારા પાસે થવાનો છે હવે આવે વસંતયુત્સવ તો વસંતયુત્સવ ક્યાં થવાનો છે તો વસંતયુત્સવ જે છે એ સાંસ્કૃતિક ખાંડ ખાતે થશે અને આ સાસનૃતખંડ ગાંધીનગર ખાતે right પંચમહોત્સાવ કાયા થાય પંચમહાલ જિલ્લામાં ભાઈ કાયા જિલ્લામાં પંચમહાલ જિલ્લા નો ઉત્સવ છે આ right ચાલો ચાંચમહોત્સવ કે પંચમહાલ જિલ્લમાં સાંસ્કૃતિક તો કી વસંતોત્સવ વસંતોત્સવજે સંસ્કૃતિ ખાતે થાય છે આપણે ઉકરત મહોત્સવની વાત કરીયે આપણે વાત કરી તાનારીવિ મહોત્સવની બરાબરને next question તરફ આપણે જઇયે અહીં છે qusthion nombar thirty nine ઓગણચાલીશ મોં પ્રશ્ન અશ્વનો મેળો ક્યાં ભરાય છે રામપર વેકરા ભાચવ Lachure પૂરો થવા આવશે હવે જો telegram ની link કોઈને જોયતી હોય તો લખી લેજો કારણકે છોકરાવ એટલા જોવાના હતા તમે કાલે નોતા ક્યાં ભરાય કાયયિ જગ્યા એ ભરાય કાયા જિલ્લામાં ભરાય કેડી જિલ્લોકાર્યો તમે અશ્વનો મેળો છે એ ક્યાં ભરાય અશ્વનો મેળો અંબોય ખાતે ભરાય right અંબોયક્યાં આવ્યું છે ગાંધીનગર ખાતે ગાંધીનગર જિલ્લાના અંબોય ખાતે આવેલું છે સાહેબ કયારે ભરાય તો મહામહિનાના સુદ પક્ષની પૂનમના દિવસે ભરાય right મહાદસાય જોયું મહાવદ પૂનમ મહામહિનાના ચાર મેળવવા પડે છે જે આ પાંચમો મેળો છે right સાહેબ સુ થાય અશ્વ મેલા માં સુ હોય ઘોડો હોય ને ઘોડો ઘોડા ના ન્યાં કે લગનનો કરવાના હોય આ ઘોડાની રેસ થાય અહીંયા અશ્વ દોડ થાય છે તો કી અને એ અશ્વ અંબોયના અશ્વ મેલા તરીકે આપણે ઓળખીયે છીએ right આટલું જ યાદ રાખવાનું છે બરોબર છે દ્વારા એનું આયોજન થાય છે ચાલો

અશ્વ નો મેળો સ્થળ અંબોય ગાંધી નગર મહાસુદ પૂનમના દિવસે અહીં દર વર્ષે અશ્વ સ્પર્ધા યોજાય છે તેને અશ્વ મેલા તરીકે ઓળખાય છે આયોજન દ્વારા એનું આયોજન તાહ્ય છે last question બબુડિયાવ અને પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચાલીશ ગંગાજીનો મેળો ક્યાં ભરાય છે ગંગાજીના મેલા કહા ભારત જ્હાએ રામપરા વેકરા ખાતર પણ તેની પાછળનું કારણ આપણે વધારે તેલ મળી ગયું કે પછી આપણને તેલ કાઢવાની કોઈ નવી સૌથી મોટો ઉકેલ આપણે એ લાવ્યા કે આપણે એવી car factories અને ઘર બનાવવાનું શરૂ કર્યું જેમાં પહેલા કરતા ઓછી ઊર્જા વપરાતી હતી ઓગ્નીશો પચાસ ની તુલનામાં આજે US માં સાહીંઠ ટકા ઓછી ઊર્જા વપરાય છે ઓગ્નીશો પીન્ચ્યોતેર થી દરેક વાહન પર gallan ની mileage આપવાની ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે Siddharth car ની mileage પણ gallan અઠાર હતી અને XUV ની mileage gallan અઠાર point દસ હતી દુનિયામાં ઉર્જા રૂપી સમૃદ્ધિ વધારવા માટે તે ઊર્જાનો વધારો કરવામાં નતો આવ્યો પણ ઊર્જાની જરૂરિયાત ઓછી કરી દેવામાં આવી

તમને સમજાઈ ગયું હશે કે જથ્થા કરતા કાર્યક્ષમતા શા માટે મહત્વની છે અહીં મહત્વની વાત એ છે કે મોટા પ્રમાણમાં ઉર્જા શોધવી એ આપણા કાબુ બહારની વાત છે કારણ કે તેના માટે યોગ્ય વાતાવરણ ભુસ્તરશાસ્ત્ર ભૂગોળ ભૌગોલિક રાજકારણ જેવા અનેક પરિબળો મહત્વનો ભાગ ભજવે છે પણ આપણે આ ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ તે કાબુ આપણા હાથમાં છે તમે car લેશો કે bike ચલાવશો કે સાયકલ તેનો આધાર તમારી વિચારસરણી ઉપર જ છે આ જ વિચારસરણી નાણા માટે પણ લાગુ પડે છે રોકાણમાંથી મળતો નફો અને ધનવાન બનવું બનાવી શકે છે પણ રોકાણની strategy કામ કરશે કે નહીં કેટલા સમય સુધી એ strategy ચાલશે market માં તેજી રહેશે કે નહીં આ બધા જ અનેક પ્રકારની શંકા હોય છે પરિણામ અનિશ્ચિત હોય છે નાણાંની અમુક બાબતો તમારા કાબુમાં છે જેમ કે વ્યક્તિગત બચત કરકસર કરવી નાણાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરો. આ બચત અને કરકસર તમને ભવિષ્યમાં જરૂરથી ઉપયોગ સાબિત થશે જો તમે એવું માની લેશો કે સમૃદ્ધિ ઊભી કરવી એટલે વધુ નાણાં ભેગા કરવા અથવા તો રોકાણમાંથી વધુ નફો થવો તો તમારામાં નિરાશા જ આવી જશે તમને આગળનો રસ્તો અઘરો લાગવા મંડશે અને તમારા કાબૂ કઈ રીતે કરવું એ પણ મોટો પ્રશ્ન થશે પણ જો તમે તમારી બચત કરકસર અને કાર્યક્ષમતા ઉપર ધ્યાન આપશો તો તમારું નસીબ કઈ રીતે ઘડિયુ તે વધુ સ્પષ્ટ થઈ જશે તમે વધુ આવક ન હોય

ઈચ્છાને મહત્વ આપશો કે સમૃદ્ધિને તે તમારે નક્કી કરવાનું છે ચાલો માની લઈએ આપણા બંનેની વાર્ષિક આવક સમાન છે માની લઈએ કે તમે મારા કરતાં વધુ સારા રોકાણકાર છો હું દર વર્ષે આઠ ટકા નફો કમાઈ શકું છું અને તમે રોકાણમાંથી વાર્ષિક બાર ટકા નફો કમાઈ શકો છો પણ હું નાણાનો યોગ્ય રીતે ઉપયોગ કરું છું એવું માની લઈએ કે મારે ખુશાલ જીવન જીવવા માટે બહુ ઓછા નાણાં જોઈએ છે અને તમારા જીવનશૈલીમાં નાણા પાણીની જેમ વપરાય છે હું સારો સલાહકાર ભલે ન હોવ આમ છતાં હું તમારા કરતાં વધુ સારું કહેવાવું મને ભલે ઓછો નફો મળે છે પણ મને રોકાણમાંથી વધુ ફાયદો થશે જ આ વાત આવકમાં પણ લાગુ પડે છે ઓછા નાણાથી ખુશ રહેતા શીખવું એટલે તમારી પાસે શું છે અને તમારે શું જોઈએ છે તે બંને વચ્ચેનો તફાવત સમજવો આ માનસિક કાળ તમને જેમ જેમ બિલ ચૂકવવા લાગશો તેમ વધુ સમજાશે કારણકે તમે જે તમારા નાણાને કાબુ કરતા હશો વધુ પડતી બચત કરવી એટલે જરૂરિયાત મુજબનો ખર્ચ કરવો તમારી ક્ષમતા હોય તો પણ વધુ ખર્ચ ન કરવો જયારે તમે ઓછા ખર્ચ કરશો ત્યારે તમે ધારો છો તેના કરતાં વધુ બચત કરી શકશો આ એક દ્રષ્ટિ કોણ થી વિચારો તમે વર્ષના zero point એક ટકા પણ રોકાણ કરતા હો તેના નફા અને નિર્ણય પાછળ કેટલા પરિબળો જવાબદાર હોય છે લાખો કલાકોનું research કરોડો dollar જેટલા નિષ્ણાતોના પ્રયાસો અને સમય

તેના લીધે તેઓના રોકાણ દસમા ભાગમાં જેટલો નફો મળે છે પણ તેઓના જીવન શૈલીના અમુક ખર્ચ એવા હોય છે જેના લીધે તેના રોકાણમાં બે થી ત્રણ ટકા નાણા તે જ ખર્ચમાં વપરાય જાય છે જોકે આ ખર્ચનો બહુ ઓછા પ્રયત્નો થકી ઘટાડી શકાય છે મોટા રોકાણકારોથી થતો નફો અને તગડો પગાર ત્યારે સારો લાગે છે જ્યારે તે ખરેખર મળતો હોય ઘણા લોકો નફો અને પગાર મેળવી પણ શકે છે પણ હકીકત એ છે કે મોટા ભાગના લોકો નાણાના એક જ પરિબળ એટલે કે કમાવા ઉપર એટલું બધું ધ્યાન આપે છે